એની સીલીંગ ઉપર લાઈટો સળગે છે.

નીચે પારોડી ઉપર બહુ બધા કૂંડા મુકેલા છે.

આ પથ્થરનો ડુંગર ઉપર દાદર પણ દેખાય છે અને એક દિવાલ પણ છે.

સિડિંગ ઉપર પંખા પણ છે અને લાઈટો પણ--

એના પછાડી એક દિવાલ પર એક સ્ત્રીનું પોસ્ટર લગાવેલું છે.

ટી_વી ની બાજુમાં બે દરવાજા છે અને એમાં દવાની સ્ટોર જેવી દેખાય છે.

ઘરની બહાર એક સોસાયટી જેવી દેખાય છે અને રસ્ટો પણ છે.

અનેકો ઝાડો દેખાય છે અને એની બાજુમાં એક ટોયલેટ છે ટોયલેટ ના ઉપર એક પાણીની ટાંકી પણ છે.

એ સી_એન_જી એક કાર માં સી_એન_જી ભરતુ દેખાઈ છે.

એક અનેક દુકાનો પણ દેખાય છે અને બાજુમાં શેડ બનાવેલો દેખાય છે અને ગેટ પણ છે.

દુકાનનું નામ મુદ્રા છે સ્વીટ ફરસાણ માર્ટ છે અને આ દુકાનના અંદર ફરસાણો અને મીઠાઈઓ મલે છે.

અને એની બાજુમા બારી છે ટેબલ ઉપર છે.

એક રોલિંગ ચેર પન છે અને ડોલ પણ દેખાતી છે.

નામ શ્રી દ્વારકા પ્રાથમિક સાળા બે છ સ્થાપનાની ટારિક એક છ ઓગણીસસો ત્યાંસિ અને મોડલ સ્કૂલ છે.